ચિત્ર કોઈ કાઉન્ટર નું હોય એવું દેખાઈ રહ્યું છે કાઉન્ટર ની અંદર એક માણસ ઊભું દેખાઈ રહ્યું છે.

ચિત્રની અંદર બે લાઈટ અને એક એર કુલર દેખાય રહ્યું છે તેમજ કેમેરો અને નાની બોટલો જેવી દેખાય રહી છે કાઉન્ટર ને વાદળી રંગથી રંગાવામાં આવ્યું છે.

કેટલાક લોકો ટ્રેનિંગ માટે આવ્યા છે જીમ ખાનાની અંદર નીચે લાલ અને કાળા રંગનું મેટ્રેસ પાથરવામાં આવ્યું --

બોક્સ દેખાય છે બોક્સ ઉપર કાળા રંગથી લખવામાં આવેલ છે ગોડાઉન ની અંદર બે લાઈટ --

ચિત્રમાં નાનકડું ગેરેજ દેખાય રહ્યું છે ગેરેજ ની અંદર બે માણસ દેખાય રહ્યા છે તેમ --

ચિત્રમાં ગાડીઓ સુધારવા માટેના સાધનો જેમકે ઓઇલ વગેરે દેખાય છે ગેરેજ ની અંદર ભગવાનના ફોટા દેખાઈ રહ્યા છે.

ચિત્રની અંદર દિવાલ ઉપર એક બોર્ડ લગાવવામાં આવ્યુ છે બોર્ડ ઉપર કંઈ લખવામાં આવ્યું છે જેમ કે ડ્રાય ક્લીનર જેન્ટલ ક્લીનર વગેરે લખેલ છે.

અહીં ચિત્રમાં એક ટેબલ દેખાય રહ્યું છે ટેબલ ઉપર કેટલીક પ્લાસ્ટિકની ડીશો વાટકીઓ મૂકવામાં આવી છે.

બગીચાની ફરતે લાલ રંગના છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે બગીચાની ફરતે કમ્પાઉન્ડ પણ કરવામાં આવ્યું છે.

ચિત્ર ની અંદર મકાન જેવું લાગી રહ્યું છે તેની ઉપર બાલાજી વેફર્સ નુ બૉર્ડ લગાવામાં આવ્યુ છ --

આ ચિત્ર કોઈ રમતના મેદાનનું હોય એવું લાગી રહ્યું છે રમતના મેદાનની અંદર રમવા માટે ઘણા બધા સાધનો દેખાય છે તેની અંદર એક લપસની પણ દેખાય છે લપસણી પર બે નાના છોકરાઓ રમતા છે .

પ્રવેશદ્વાર ની પાછળ અડધું ભવન દેખાય છે ભવન ઉપર અડધું બોર્ડ દેખાય છે.

તેની ઉપર સંસ્કાર કેન્દ્ર એમ લખવામાં આવેલ છે પ્રવેશ દ્વારની આજુબાજુ ઝાડવાઓ પણ દેખાય છે.

ચિત્રમાં કેટલાક માણસો દેખાઈ રહ્યા છે તેમાંથી ત્રણ માણસો ખુરશીમાં બેઠા છે અને ત્રણ માણસો કામ કરી રહ્યા છે એવું લાગે છે.

ચિત્રની અંદર એક માણસ ઊભું દેખાય છે દુકાનની અંદર બે પંખા લાઈટ તેમજ ખુરશી દેખાય છે.

આ ચિત્રની અંદર નારિયેળીના ઝાડવાઓ પણ દેખાય છે તે વાતાવરણને ખૂબજ સુંદરમય બનાવે છે.

ચિત્ર ની અંદર પ્રવાસીઓને રહેવા માટેના મકાન જેવું દેખાઈ રહ્યું છે મકાનની આજુબાજુ સરસ મજાના વૃક્ષો દેખાઈ રહ્યા છે .

જે વૃક્ષો નીચે બે હીંચકા અને ખાટલાઓ દેખાઈ રહયા છે આ ચિત્રની અંદર ભૂરું આકાશ વાતાવરણને સુંદરમય બનાવી રહ્યું છે.

ત્રની અંદર મોટુ પ્રવેશદ્વાર દેખાઈ રહયું છે પ્રવેશદ્વાર ઉપર મહારાષ્ટ્રની પર્યટન રાજધાની ઔરંગાબાદમાં સ્વાગત છે --

રસ્તા ઉપર એક લાલ રંગની ટ્રક દેખાઈ રહી છે ચિત્રમાં બે વ્યક્તિઓ ફોટા જ પાડીને સર્વે કરી રહ્યા હોય એવું લાગે છે.

હરિયાળીથી સુશોભિત આ દ્રશ્ય વાતાવરણને ખૂબ જ આકર્ષક બનાવી રહ્યું છે.

માં આજ કાતર અને કાચકીનું ચિત્ર દેખાય છે દુકાનની બહાર બેસવા માટે ખુરશીઓ ગોઠવવામાં આવી છે.

બોર્ડ ઉપર કેટલીક વાનગીઓ જેમકે ઢોસા પનીરનું શાક ચાઈનીઝ વગેરે ચિત્ર દેખાય છે.

દુકાનની અંદર એક ટેબલ તેમજ ખુરશી દેખાય છે ટેબલ ઉપર રજીસ્ટર ગમલો વગેરે જેવી વસ્તુઓ દેખાય છે.

દુકાનની બહાર બે માણસો તેમજ બિલ્ડીંગ પણ દેખાય છે દુકાનની બાર કેટલાક ઝાડવાઓ પણ દેખાય છે.